મને છે ને એક વાર તો ગોવા જવાની ઈચ્છા છે, ગોવા ફરવા જવું છે. મને ત્યાં બઉ ગમે છે. નહીં, નહીં જવાયું, હવે જઈશ. કેટલી વાર બધા ફ્રેન્ડ્સ બધા તૈયાર થાય પણ પછી કાઈનું કઈ આવે ઇસ્યુ એટલે પછી કેન્સલ થય જાય. પણ હવે એકવાર જઈ આવવું છે. હમણાં દિવાળી પર બધા ગયા તા ફરવા દ્વારકા ને એ બાજુ બધે જઈને ફરીને આવ્યા.

કારણ કે આ લોકોનું સ્ટડિ, મારી છોકરીઓ નું ને એટલે એના લીધે છે ને કઈ ને કઈ, કઈ ને કઈ થય જાય એટલે જવાતું નહીં. એનું સિવિલ એંજીન્યરિંગ બસો બીઆસી હશે એનું, એનું ફિનિશ થય જાય એટલે સરસ. અને પેલી છે એ તો નાઇન્થ માં છે હજુ એટલે એને તો બઉ વાર છે હજુ. હાં, આવતા વર્ષે બોર્ડ આવશે.

અચ્છા.

ના, મને છે ને મ્યુજિક નો શોખ છે. એક્ચુઅલ્લી હું સિંગિંગ કરવા પણ જાઉ છું. હાં, મને સિંગિંગ માં મારા છે ને,

એ સંગીત ને લગતું બધુ પૂછે, મ્યુજિક ને લગતું. રાગ પૂછે, પછી એની વ્યાખ્યા હોય, કયો રાગ કયા એમાં આવે પછી કીબોર્ડ નું નોલેજ હોવું જોઈએ, હાર્મોનિયમ બધુ. એમાં શીખેલી છું પેલા ત્રણ વર્ષ હાર્મોનિયમ શિખવાડ્યું, પછી બે વર્ષ વિધાઉટ હાર્મોનિયમ ખાલી વોકલ જ હોય. હવે પાછું સિક્સ્થ યર માંય પાછું વોકલ જ પણ મને એવી ઈચ્છા છે કે મને કીબોર્ડ શીખવું છે.

મને મ્યુજિક માં પેહલેથી બઉ ઇન્ટરેસ્ટ હતો. એટલે પછી ચાલુ રાખ્યું મે કંટિન્યૂ, અહિયાં આઈને પાછું ફરી ચાલુ કર્યું, વચ્ચે ટાઇમ ના મળ્યો, પણ પાછું ફરી સ્ટાર્ટ કરી દીધું. પેલા છે ને મારા સર કરાવતા તા, એક્ચુઅલ્લી હમણાં સુધી ત્યાં પર્સનલી જ જતી તી હું પણ હમણાં, એ સર બલાઇન્ડ હતા, હવે એમનાથી થતું નથી એકલા રહે છે ને એટલે તો એ હમણાં તો જતાં રહ્યા એમના બેન પાસે, રાજકોટ. હવે અહિયાં, બીજા કોઈ ક્લાસ સારા શોધું છું, કે જ્યાં છે ને સિંગિંગ માં સારી શીખવાડે એમની પાસે. ફરી પાછું કંટિન્યૂ કરી દઇશ, બે વર્ષ માટે બાકી નહીં રાખવું એટલે.

એ જ. હમણાં પણ કરી શકાય, ત્રણ વર્ષ ના સર્ટિ પર થાય, પણ મને હાર્મોનિયમ પ્રોપર નહીં આવડતું વગાડતા, એટલે એના લીધે જોબ નહીં કરી શકતી. એવું છે, બાકી ગમે છે મને મ્યુજિક તો પેહલેથી બઉ શોખ છે મને. ના, એક્ચુઅલ્લી હાર્મોનિયમ જ મને, સિંગિંગ માટે, બીજું કઈ મને નહીં આવડતું વગાડતા. પણ હાં, મને ગિટાર નો શોખ છે, એ શીખવું છે.

પછી violin, ગિટાર, બધુ જ. મજા આવે પણ, બધુ જે આખા દિવસ નો stress હોઈ ને એ બધુ દૂર થય જાય. માં એક કલાક class માં જઈ આવો ને, હાં, અઠવાડિયા, weekly, ત્રણ દિવસ હોય week માં. હાં, એ સાંજે હોય છ વાગે, છથી સાત, એક કલાક. અહીથી મારી shift બે-અઢી વાગે ખતમ થય જાય. બે-અઢી વાગે પૂરું કરીને પછી સાંજે જાઉ છ વાગે.

કોઈ પણ વિશે નું યથાર્થ જ્ઞાન મેળવવા ની ઈચ્છા રાખનાર વ્યક્ત્રી ને જ્યારે તે વિષય નું યથાર્ત જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તેને સત્ય ની સમજ પ્રાપ્ત થાય છે સત્ય ને અને જ્ઞાન પ્રાપ્તિ નું જીવે છે અને સત્ય એ જ્ઞાન સાથે નું આદર્શ છે સત્ય માં મુલ્ય એ સ્થાપના મુલ્ય એ માનવી નાં પસંદગી નાં સ્વતંત્ર વિષય છે મુલ્ય ની પસંદગી થી માનવી આત્મ સંતોષ અનુભવે છે માનવી ની જીજ્ઞાસા ને સંતોષે તેવું સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તેને જ્ઞાન શકતી સંતોષાય છે આમ સત્ય એ પસંદગી ને પાત્ર મહત્વ નું માનવી એ મુલ્ય છે સત્ય માં વ્યવ્હારીતા સત્ય એ જ્ઞાન નું ગુણ છે આથી જ્ઞાન જેના વડે મળે છે તેની શુદ્ધિ અને વૃદ્ધી આવશ્યક છે ઇન્દ્રિય મન અને બુદ્ધી જો રામ પુર્વગર્હ પક્શું પાઠ વગરે દોષો થી ખાવાડાયેલા હોય તો વ્યક્તિ સત્ય વિચારો કરી શકતો નથી આવા વ્યક્તિ ના વાણી અને વતન પ્રમાણિક કે વિશ્વાસ પાત્ર બનતા નથી મન વચન અને કર્મ ની એકરૂપતા સત્ય દર્શન ની પૂર્વ શરત છે આથી જેવું માનવી એવું બોલવું અને જેવું બોલ્યા તેવું વર્તવું એ જ સત્ય મુલ્ય પ્રાપ્તિ ની વ્યવારિક પ્રવૃત્તિ છે શિવ ની વ્યાખ્યા શિવ એટલે કલ્યાણકારી સર્વ નું મંગલ કરનાર સર્વ નું હિત કરનાર ફક્ત સર્વ ધર્મ કે કર્તવ્ય ના પાલન દ્વારા પ્રગટ થતો કર્મો

ધન્યતા અને આત્મ સંતોષ નો અનુભવ થાય છે કર્મ નો આદર્શ કે શિવ કે કલ્યાણ છે કોઈ પણ સદવિચાર કે સદભાવ નું સત્કર્મ માં રૂપાંતર થતું નથી ત્યાં સુધી શિવ અસ્તિત્વ માં આવતું નથી એ વ્યક્તિ ધર્મ નીતિ અને સદાચાર્ય વિશે સિધાંત સ્વરૂપે બધું જાણે છે પરંતુ એ અનુસાર વર્તન કરતા નથી તેઓ એક પ્રકાર નો આત્મ ધોર્હ કરે છે અને જીવન ના ધન્યતા ના અનુભવ થી વિકસિત રહે છે જે વ્યક્તિ ના વિચાર અને વર્તન ના વચ્ચે તફાફ્ત નથી તેવી વ્યક્તિ જ જીવન ની ધન્યતા નો અનુભવ કરે છે શિવ માન મુલ્ય પ્રસ્થાપના ઉદાસ ચરિત્ર વાળી વ્યક્તિઓ પોતાના વ્યક્તિ નું ગૌરવ ત્યારે જ અનુભવી શકે જયારે પોતાની સમાંજયેલી ફરજ નું યોગ્ય રીતે પાલન કરે કર્તવ્ય કરનાર વ્યક્તિ અનુભવે છે અને શિવ તત્વ ના મુલ્ય નું પ્રસ્થાપન થાય છે શિવ માં વ્યવ્હારીતા શ્રીમંત ભાગવત ગીતા શિવ ના મુલ્ય ની કરવા માટે ની~નીશ્કાર્ય કર્મ યોગ નું શિક્ષણ આપે છે દીત્યાકાલ જણાવે છે કે ફળ ની આ શક્તિ વિના કર્તવ્ય બુદ્ધી થી પ્રેરાઈ ને

નિષ્ઠા માં અમલીકરણ માટે માર્ગદર્શન આપે છે દેવા પરોપકાર પ્રેમ મૈત્રી કરુણા દાન દયા ક્ષમા વગેરે કર્મ નો સમાવેશ શીવ્વૃતી મુલ્ય નો શાક્ષાત કાલ કરવ ના કર્મો માં થાય છે આ પ્રકાર ના કર્મ ત્યાં સંપૂર્ણ અને બલિદાન ની પણ અપેક્ષા રાખે છે ગુજરાત માં મુખ સેવક રવિશંકર મહારાજ ના મતે ખપી જી ને એજ ખપ માં આવવું એ જ સાચી માન્યતા છે સુંદર મુલ્ય ની વ્યાખ્યા મુલ્ય પ્રસ્થાપ અને વ્યવ્હારીતા ચિત ને સારી રીતે આંદ્ન્દિત કરી તે સુંદર કોઈ પણ સુંદર વશ જો નિરંતર નીચે કોઈ પણ બાબત ને લગતી કે આનંદદાયક લાગણી સુંદર છે

સુંદર ની મુલ્ય પ્રસ્થાના કોઈ પણ વ્યક્તિ જયારે પોતાને પ્રિય હોય તેવા કોઈ પણ વિષય ને જોઈ ને સાંભળી ને યાદ કરી ને માનન કરીને કરી ને આનંદ નો અનુભવ પ્રાપ્ત કરે ત્યારે તેને મુલ્ય તરીકે પ્રાપ્તિ થાય છે સોંદર્ય ની મુલ્ય રૂપ ઉપાસના એ જ માનવી ની જીવન દ્રષ્ટિ એ ઉચ્ચ કક્ષા ની પ્રવૃત્તિ છે કારણ કે સોંદર્ય થી વ્યક્તિ ને આત્મિક આનંદ નો અનુભવ થાય છે સુંદર વ્યવ્હારીતા દરેક માનવી માં સોંદર્ય પ્રિય પીતાશ્ય હોવા છતાં તે સામાન્ય પણે પ્રદીપ્ત જોતી નથી કવિ અને કલાકર ની સર્જન શીલ સંવેદના વિશે જાગૃત સ્વરૂપ માંથી તેને અભિવ્યક્તિ સહીત

સત્ય શિવ અને સુંદર વ્યક્તિ ના વ્યક્તિત્વ માં ત્રણ અંગો છે પેલું બુદ્ધી બીજું પ્રિય અને ત્રીજું લાગણી આમાં થી કોઈ પણ એક અંગ ની સફળતા બાકી ના બે અંગો ની સફળ પુરવાઈ કરે છે એટલે કે સત્ય શિવ અને સુંદર એ ત્રણ માંથી કોઈ પણ એક મુલ્ય ની આરાધના દ્વારા બાકી ના બે મુલ્યો ને વ્યક્તિ સાહસિક રીતે સિદ્ધ કરી શકે છે કોઈ પણ બુદ્ધિ થી વ્યક્તિ ને જયારે સત્ય ની ઉપસના કરે છે ત્યારે તે માનવી એ માનવ માટે આજ નો ટોપિક છે કેળવણી ના પૂર્ણ ઘટન ની જરુર, રાવણકુળ ના મદ્રાસ માં બ્ર્હ્માં માં વિદ્યાર્થીઓ ને વિધસવાનો ના સહવાસ માં મને લાગ્યું કે જે નમૂનાઓ હું જોઈ રહ્યો હતો તે વુદ્ધીવિકાસ ના ન હતા પણ બુદ્ધિવિલાસ ના હતા, આધુનિક કેળવણી પણ બુદ્ધિ ના વિલાસો શીખવે છે ને બુદ્ધિ ને આડે લઇ જઈ બુદ્ધિ તેના વિકાસ ને રોકે છે હું જે અનુભવી રહ્યો છું તે વાતને પૂર્તિ કરતો દેખાય છે. મારું અવલોકન તો હજી ચાલી જ રહ્યું છે. એટલે તે અનુભવો ઉપર આ લખાણમાંના વિચારોના આધાર નથી તે વિચારો જ્યાર થી મેં ફીની સંશ્થા ની સ્થાપના કરી ત્યાર થી એટલે કે ઓગણીસો ચાર ની સાલ થી, બુદ્ધિ નો ખરો વિકાસ હાથ હાથ, પગ, કાન ઇતિયાદી અવયવો ના સદ્ ઉપયોગ થી થઇ શકે, એટલે કે શરીર નું જ્ઞાનપૂર્વક ઉપયોગ કરતા બુદ્ધિ નો વિકાસ સારા માં સારી રીતે ના વેલા માં વેલો થાય આમાંય જો પારમાર્થિક વૃત્તિ ના મળે તો વૃદ્ધિ નો વિકાસ એકતરફી થાય છે પારમાર્થિક વૃત્તિ બુદ્ધિવિકાસ ને સારું આત્મા નો અને શરીર વિકાસ નો સાથે સાથે અને એકસરખી ગતિ હોવું જોઈએ એટલે કોઈ કહે કે આ વિકાસ, વિકાસ એક પછી એક હોય તો તે ઉપરની વિચારસરણી પ્રમાણે એકસરખું ના હોવું જોઈએ અદયી બુદ્ધિ અને શરીર વચ્ચે જે ન હોવાથી દુઃસાહ પરિણામ આવ્યુ છે તે પ્રસિદ્ધ છે છતાં અવળા સહવાસ ને લીધે આપડે જે જોઈ સકતા આથી ગામડા ના લોકો પશુઓ માં ઉછરી ને માત્ર શરીર નો ઉપયોગ અંતબંટ રહે છે બુદ્ધિ નો ઉપયોગ કરતા જ નથી કરવો પડતો નથી , અદય ના કેળવણી નહીં જેવી છે, નહીં તાંબિયા ના, નહીં ત્રણ ના, નહીં તેર ના, નહીં છપ્પન ના મૂળ ના એવું તેમનું જીવન રહે છે બીજી બાજુ આધુનિક કોલેજ ની લગની કેળવણી, તો ત્યાં બુદ્ધિ ના વીલાસ ને વીકાસ ને સામે ઓળખવામાં આવે છે. બુદ્ધિ ના વિકાસ ના સાથે શરીર ને કઈ મળે તો આમ ગણાય છે પણ શરીર ને કસરત તો જોઈએ, તેથી ઉપયોગ વિનાની કસરતો થી તેને નિભાવનો મિથ્યા પ્રયોગ કરે છે. ન ચોમેર થી મને પુરાવા મળ્યા જ કરે છે કે નિશાળો માથી પસાર થયેલા મજૂરો ની બરબાદી કરી સકતા નથી. જરા મહેનત કરે તો માથું દુખાવ લાગે છે ને તડકે રખડવું પડે તો ચક્કર આવે છે આ સ્થિતિ સ્વભાવિક માનવામા આવે છે હૃદય ની વૃત્તિ વનખાદેલા માં ખેતર જેમ ઘાસ એના મેળે ઉગે અને કરમાય કરશે, અને આ સ્થિતિ દયાજનક ગણવા ના બદલે સ્તુતિ જનક ગણાય છે આથી ઉલટું જે બાળપણ ની બાળકો ના હ્રદય ની વૃત્તિ ને જે વલણ મળે, તેઓ ને ખેતી રેતી ના અનેઉપયોગી કામ માં રોકવામાં આવે જેઉદ્યોગ વડે શરીર ઘસાય જે ઉદ્યોગ ની ઉપયોગીતા તેના અંગે વપરાતા ઓજારો વગેરે ની બનાવતો વગેરે નું ગાયન આપવામાં આવે છે. તો બુદ્ધિ નો વિકાસ ને નિત્ય તેની કસોટી થાય. આમ કરતા જે ગણેશ શાસ્ત્રી ઈતીયાદી ને જ્ઞાન ને આવશક્ય હોય ને અપાતું જાય ને વિનોર દાંતે સાહિત્ય જ્ઞાને અપાતું હોય તો ત્રણેય વસ્તુ સમતોલ આકાર સદાય ને અંગવિકાસ વગર નું રહે છે મનુષ્ય માત્ર બુદ્ધિ નથી, માત્ર શરીર નથી, માત્ર હ્રદય કે આત્મા નથી, ત્રણેય ના વિકાસ માં મનુષ્ય નું મનુષ્યદાયી સદાયઆમ અર્થશાહસ્ત્ર છે આ પ્રમાણે જો ત્રણેય એક સાથે થાય તો આપડા ઘૂંચવાયેલા કોયડા સેહેજે ઉકેલાય. આ વિચારો કે અને મતલબો સ્વતંત્રા મળ્યા પછી જ થાવનું છે. એમ માંનુ ભૂલ ભરેલો હોવાનો સામ્બાવ છે. કરોડો માણસો આવા કામ માં રોકવા થી સ્વતંત્ર નો દિવસ નજીક આપડે મણિ શકીયે છે. કેટલાક પ્રશ્નો. ઓગણીસો ઓગણચાલીસ માં મેં માર્ચ ની બાવીસ ની તારીખે વિશાલ માં ગુજરાત ની રાષ્ટ્રીય શાળા ના શિક્ષકો નો એક નાનો સંમેલન થયો હતો એ સંમલેણ બોલાવનાર ને આમન્ત્રિત શિક્ષકો ની અગાવ ની પ્રશ્ર્નવલી મોકલી રાખી હતી, આપડા ગામડા ને અનુકૂળ લાભદાયી થઇ એકે આવી કેળવણી ક્યાં ગનાય? ખરી કેળવણી ગામડે ગામડે પોચડાવાની યોજના આમ વર્ગ ના નિરક્ષતા અને અજ્ઞાન સેકવાના ઉપાયો. સંપૂર્ણં બાઉદ્યોગીક વિકાસ ને સારો અક્ષરજ્જ્ઞાન ની અનિવાર્ય આવશ્યકતા છે કે અક્ષરજ્ઞાન દ્વારા શિક્ષણ નો પ્રારંભ કરવા ની પદ્ધતિ બાઉદ્યોગીક વિકાસ ને રોકે છે. ઔદ્યોગિક શિક્ષણ ને મધ્યબિંદુ રાખી ને આખી કેળવણી ને વ્યવસ્થા કરવા ની આવશ્યકતા, અત્યારે ચાલતી રાષ્ટ્રીય શિક્ષણ

આ મુદ્દાઓ વિષે ગાંધીજી ને એમના વિચારો પ્રદર્શિત કરવામાં આવ્યુ, તેના જવાબ માં અમને જે વિવેચન કરિયું એ વિવેચન નો હું અહીં સાર આપું છું, મહાદેવ દેસાઈ આપડે જો ગામડા ને અનુકૂળ ને લાભદાયી આવી કેળવાળી આપવી હોય તો વિદ્યાપિઠ ને ગામડા માં લઇ જવી જોઈએ અને આવા અધ્યાપન નું રૂપ આપવું જોઈએ કે તેમાં આપડા શિક્ષકો ને ગામવાસીઓ હાજતો ને અનુકૂળ આવી ઢબે શિક્ષણ પણ એ તાલીમ આપી શકીયે. શહેર માં અધ્યાપન મંદિર રાખી ને ગામડા ને અનુકૂળ આવી ઢબે શિક્ષણ આપનારા શિક્ષકો તૈયર ના કરી શકીયે. શહેર માં રેહનાર માણસો ને ગામડા પ્રશ્નો માં રસ લેતા, ગામડા માં રહેતા કરતા એવું કઈ સહેલું કામ નથી. આનો પુરાવો મને દહેગામ માં રાઉત મળ્યા કરે છે અને દહેગામ માં એક વર્ષ થઇ ગયાપછી ગ્રામવાસી બની ગયા છે. કે ગામડા ના લોકો સાથે સાર્વજનિક રીતે સાધ્યમાંત સાધી શક્ય છે તે હું ખાતરીપૂર્વક તમારી આગળ કરી શકતો નથી. પછી પ્રાથમિક શિક્ષણ તો અભિપ્રાય છે કે પાક્કા અને વાંચન લેખન થી બાળક ના શિક્ષણ નું આરમ્ભ કરવા થી તે બાળક નો બુદ્ધિવિકાસ કુંઠીત તાહ્ય છે. બાળક ને ઇતિહાસ, ભૌગોલકાલા, લેખા ના મૂળતત્વો ના આવડે ત્યાં શુદ્ધિ હું તેમનો એક્કો કક્કો ના સીખુ. , આ ત્રણ વસ્તુ મારફતે હું એમની બુદ્ધિ નો વિકાસ સાધુ તકલી કે રાતીયા વાટે હું એમની બુદ્ધિ નો વિકાસ કઈ રીતે થઇ શકે? તે પ્રશ્ન કદાચ પુછાય. સંયવનું જડ વનત્વનું થવામાં શીખવામાં આવે તો એન બુદ્ધિ નો અદભુત વિકાસ થઇ શકે દરેક ક્રિયા કેંનકે નામ શા માટે થઇ છે? બાળક ને સમજવતાં જાવ, તકલી કે રેંટીયા ની રચના સમજાવો, રૂનો અને સંકૃતિક સાથે ના અને સંબંધો સંભળાવો. કપાલ જ્યાં ઉગતો હોય ત્યાં એને લઇ જાવ, એ કાંટે તે તાર ગણતા શીખવો, તો તમે એમાં રસ ના ઘૂંટડા આપી શકો, એ મનને કેળવણી આપી શકો. આ પ્રારંભિક શિક્ષમ ને છ મહિના આપું તે પછી બાળક કદાચ વાંચવાને કક્કો શીખવા તૈયાર થઇ જાય. જપાટાબન્ધ વાંચવા પડે, એટલે કે સદા ચીત્રો દોરવાનું કે શીખવા તૈયર થાય. શીખવા તૈયાર થાય. ભૂમિતિ ની આકૃતિ ને પંખી વગેરે ના ચૈત્રી દોરતા આવડે એટલે જે પછી મોળસરો શીખશે. એ ભુંદભક જેવા નૈં કાઢે પણ સુંદર ચિત્ર ની પેઠે દોરશે, મને બાળપણ માં કક્કો શીખવા માં આવેલો એ દિવસે મને યાદ છે. એ શીખતાં મને કેટલી મુશ્કેલી પડેલી એ હું જાણું છું. મારી બુદ્ધિ કટાય જતી હતી અને એની સમજવાની કોઈ પરવાહ ના હતી. હું માનું છું કે લેખન એ એક સુંદર કાળા છે આપડે નાના બાળકો ને પરાણે કક્કો શીખવી ને અને

હું ચોક્કસ મનુ છું કે આપડે દુઃખી થાવનું ને શરમાવાનું છે તે આપડી પ્રજા ના નિરક્ષરતા માટે નહીં પણ અજ્ઞાન માટે તેથી પરોઢ શિક્ષણ માટે હું અજ્ઞાન દૂર કરવાનો

સાતસોસાત, શત્રુંજય પ્રાપ્તિની લડત નો પણ છે. આ આંદોલનના જે પ્રભાવમાંથી પ્રસાર થાય અને તેની તે સંકુલ અસર ઊભી થઈ તેનું અહીંયા અવલોકન કરીશ. સાયમન કમિશન બે ઓગણીસસો સત્યાવીસ. વન ફ્રન્ટ ના સુધારામાં એક જોગવાઇ હતી કે સુધારા નો અમલ કઈ રીતે થયો છે? અને સુધારાની જરૂરિયાત અને કેમ કે અભ્યાસ કરવા માટે દસ વરસ બાદ એક કમિશન નિર્ણય. પરંતુ બે વર્ષ પહેલાં સાયમન કમિશન નિમણૂક કરવામાં આવી જોન સાયમન અધ્યક્ષતાના ફાઈલ સાયમન કમિશનમાં હતા સભ્ય અને બધા જ સભ્યો અંગ્રેજ હતા હિન્દુઓના દુઃખ દર્દ સમજી શકે. તે વિચારતી કમિશનમાં હિન્દી સભ્યને શામિલ કરવાની પાર્ટીઓએ ભલામણ કરી પરંતુ અંગ્રેજોએ ભલામણ સ્વીકારી નહીં તેથી ભારતીય એ, સાયમન કમિશનનું બહિષ્કાર કરવાનું નક્કી કર્યું સાયમન કમિશનના ભારત આગમન સમાયલોકોએ હડતાલ સભાસરઘસ સાયમન ગો બેક ના નાડાઓ અને કાળા બળતાઓ ફરતા વિરોધ કર્યો તેની સામે સરકારે દમણ નીતિ. નીતિ વાપરી સરકારે દમણ નીતિનો ભોગ લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નેહરુ પણ બન્યા લાહોર માં સરઘસ ના આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા થોડા સમયે બાદ તેમનો અવસાન થયું. લાલાજી નો મૃત્યુનો સમાચાર થી ભગતસિંહ સુખદેવ ગુરુ રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉપચાર્ય લાઠીચાર્જ નો આદેશ આપતા અંગ્રેજ અધિકારી સોન્ડર્સ ની હત્યા કરવામાં આવી. નહેરુ કમિટી સાયમન કમિશન નો બહિષ્કાર થતા હિન્દી મસ્જિદ વર્ગ સાયમન કમિશનન નો હજુ કરતા જણાયા તે હિંદના નેતાઓ બધા પક્ષોમાં નો અનુકાર બંધારણ થતી આપે તે બ્રિટિશ સરકાર તેનો વિચાર કરતી. એ આહવાન પડતા સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભ્ય મોતીલાલ નેહરુ ના પ્રમુખ પદે નેહરુ કમિટી ની રચના કરી જે અહેવાલ આપ્યું નેહરુ અહેવાલ તરીકે ઓળખાયું જેમાં સંસ્થાનિક સ્વરાજ સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકાર ભૂખતોમાં મદા અધિકાર વગેરે કરવામાં આવ્યો પરંતુ અંગ્રેજ સરકારે આ ભલામણ કરી નહીં પૂર્ણ સ્વરાજની માંગણી, આ સમય હિન્દી રાષ્ટ્રીય મા સભામાં જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સકડીયા થાય જે પૂર્ણ સ્વરાજના હિમાયતી સ્થાનિક સ્વરાજ થી યુવાન વર્ગને સંતોષ ન હતો પરિણામે રાવી નદી. જવાલાલ નેહરોના અધ્યક્ષપાણા નીચે હિન્દી રાષ્ટ્રીય સભામાં પૂર્ણ સ્વરાજનો તરાહ પસાર કર્યો ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો તેવીસ ના દિવસે, સ્વતંત્રતા સપાટ લઈ પ્રથમવાર સ્વતંત્ર દિવસ ઉજવણી કરવામાં આવી આ પછી સ્વતંત્ર મળી ત્યાં સુધી પ્રતિ છવ્વીસ જાન્યુઆરી સ્વતંત્ર દિવસ તરીકે ઉજવણ નક્કી કર્યું અને એ જ દિવસે મહત્વ ગાંધી યાત્રા સવિનાયક કાનૂન આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અગિયાર મિનિટ સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસંખ્યા,

વજન તો તેને કહીએ જે પીડાઈ જાની રે આવું ગવાય અને ભલે નર્સરીઓ તેનું દર્શન કરતાં કુલ એકતર તારી હારે એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ સુર સંગમ , અમદાવાદ થી દાંડીનો આંતર પાંચસો સિત્તેર કિમી છે દાંડી યાત્રામાં બારેજા નડિયાદ આણંદ બોરીયાવી રાતે ભરૂચ સુરત નવસારી જેવા નાના મોટા નગરોમાં સ્વભાવ બરી લોકોને સવિનય. કાનૂનભંગ અને મીઠ શા માટે તેની સમજ આપી આ શું છે જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા પાણી કાઢતા તોરણ બાંધણી સંગાથ આ યાત્રા ભારતમાં લોકોનું અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા ચેતના અનેકતા જણાવો નો અદભુત કાર્ય કર્યો દેશભરમાં સત્યાગ્રહનું મોજુ કરી ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસ પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા.

આ સમય ત્યાં પછી લોકોના સંબંધમાં હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયાનો ગણો લગાડું છું તેના શબ્દોથી સંબોધન કર્યું મહાદેવભાઇ દેસાઈ દુનિયાભરના પત્રકારો ફોટોગ્રાફર પણ આપ સત્ય મુલાકાત લઈ આપકે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકામાં પ્રસિદ્ધ થયો આમ માંથી સાબરમતી દાંડીકૂટી ભૌતિક સમાપ્તિ હતી પરંતુ બ્રિટિશ સફળતાની ઈમારતમાં માપાનો લુડો લાગવાથી શરૂઆત થઈ આખા દેશમાં સવિનય આખા દેશમાં,

વિદેશી કાપડ નો બહિષ્કાર દારૂબંધી હિન્દી મુસ્લિમ એકતા અશ્વસ્થા નિવારણ વગેરે અનેક કાર્યક્રમ આયોજન કર્યો દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે આંદોલન અને સત્યાગ્રહના કાર્યક્રમ દેશભરમાં શરૂ થયા આ કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર દારૂબંધી અને દારૂના પેટા ઉપર પિંકેટિંગ મહેસુલી સહિતના કરવેરા ન ભરવાનું ના કર આંદોલન નિવારણ કાર્યક્રમમાં સંબંધી સત્યાગ્રહ સ્વભાવ અને સરગતોના કાર્યક્રમમાં થાય આ જાગૃતિ આંદોલન નબળા પાડવા તથા કચરી નાખવા સરકાર દ્વારા રેલવે પોલીસ પોસ્ટ ઓફિસ થતાં અન્ય સરકારી ઇમારતો પર તોડફોડ હુમલા જેવા કેટલાક શિક્ષક બનાવવા પણ બન્યા આ ઘટનામાં અબ્દુલ જફર ખાન સરદારના ગાંધી નેતૃત્વ આંદોલન મુંબઈ પાસે

સરકારે શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્ય મુજબ મુખ્ય ગણાય બ્રિટિશ સરકારે ભારતની આપવા તે માટે બીજું ગોળમેજી પરિષદ બોલાવી પરંતુ પરંતુ પહેલી પરિસ્થિતિ લંડન માં મળી નવેમ્બર ઓગણીસો ત્રીસ માં તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ રહી આથી કોંગ્રેસને માનવામાં, ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. માર્ચ ઓગણીસો એકત્રીસ જેમાં સત્યાગ્રહની નીતિ જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા અને સંમતિ મુજબ મુદ્દા રહ્યા હતા તે પછી બીજી ગોળમેજી પરિષદ, માં ગાંધીજી હાજર રહ્યા પણ બ્રિટિશ પક્ષીય બંધારણીય ઘડતા માટે અલગ અલગ કામ માટે મજેદાર મજદારો. વિભાજન કાર્ય માટે મુદ્દો ઉઠાવવા ગાંધીજી નિરાશ થવાની કારણે આ પરિષદ નિષ્ફળ રહી. વિશ્વયુદ્ધના બદલાયેલ સંજોગોને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસને કારોબારી સમિતિને વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાના નિર્ણય લીધો ઓગણીસો બેતાળીસ તે દરખાસ્ત દ્વારા તે નક્કી થયેલું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી.

ઠરાવના બીજા દિવસે સવારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરૂ મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્ર અગ્રણીય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્ર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા.

આઝાદી માટે મારી આ અંતિમ લડાઈ છે. અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે ઇન શોર્ટ આંદોલન દરમિયાન હડતાલ દેશના ગામો તથા શહેરોમાં મજદૂરો, ખેડૂતો યુવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો વેપારીઓ સ્ત્રીઓ વગેરે આ કાર્યમાં આગળ પડતો ભાગ લીધો મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી દીધી જમશેદપુરના લોખંડ કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલમાં મિલોમાં, હડતાલો ઉપાડી અમદાવાદની કાપડની પંચોતેર મિલો એક લાખ ચાલીસ હજાર હોય મજદૂરો એ એકસો પાંચ દિવસની સાત અપૂર્વ હડતાલો પાડી શાળા કોલેજોમાં હડતાલો પડી અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યા. ઇનશોર્ટ આંદોલન દરમિયાન દેશભરમાં ચારો તરફ લોકોમાં બ્રિટિશ સરકાર સરકાર સામે ક્રોધ ભભૂકી ઉઠ્યો. ની સામે સરકારે દમનનીતિ અપનાવી. અપનાવતા શહેરો તથા ગામડાઓ માં લોકોના ટોળાને ટેલીફોન રેલ્વે લાઈનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ રસ્તાઓ શાળા કોલેજો ના મકાનો રેલવે સ્ટેશન વગેરે તોડી નાખવામાં આવ્યા. મિલકતને લૂંટવાના અને આગ લગાવવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા રેલવેના ને વધુ નુકસાન થયું કેટલાક વિસ્તારોમાં લોકોનો બોમ્બે નો પણ ઉપયોગ કરવામાં આવે આ લડતની ઉગ્રતામાં,

ભાગદોડ દ્વારા સરકારી તંત્ર ખોરવી નાખવાના પ્રયાસો સિત્તેર હજાર કરતાં વધારે લોકો ને જેલમાં પૂર્યા આ ચળવળ દરમિયાન પાંચસો આડત્રીસ વાર ગોળીબાર થયો એખજાર અઠયાવિસ મુસાફરો જાન ગુમાવી બત્રીસો માણસોને ઈજા થઈ.

નહીં આઝાદ હિન્દ ફોજની ઇન્ડિયન independently અંગ્રેજોની કડક સુરક્ષા સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિન થી જાપાન પહોંચ્યા. ઓગણીસો સુડતાળીસ, આ એક જબ્બર રાજ બિહારી બો જ હિન્દુ. પુત્ર પ્રેમી હતો શ્રીકૃષ્ણ સ્વરૂપનું યથાર્ગના તેનું હતું પુત્ર પ્રેમના જે બધા જ રૂપો હતા કુરુક્ષેત્રના મૂલ્યોને એક પણ એક સ્ત્રી હતા. થયા હતા શ્રીકૃષ્ણને સદન વચનો કહ્યા અને શ્રીકૃષ્ણને સંભાળીએપછી વાસુદેવ રામકૃષ્ણ અને બે પુત્ર બ્રહ્મા પરમાત્માનું સ્વરૂપ દિવ્ય જ્ઞાન થયા અને પામ્યું. થયા પછી ત્યાં સુધી પુત્ર ભાવ હતો અને મુનિઓ દ્વારા દ્વિતીય જ્ઞાન થયા પછી શ્રીકૃષ્ણએ વાસુદેવને તત્વજ્ઞાન ઉપદેશથી સમજાવવામાં આવ્યું હતું કે શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે સંપૂર્ણ જરા ચલ જગતમાં અમ બ્રહ્મ સમજવું જોઈએ અને આત્મા એક હોવા છતાં અનેક લાગે છે શૌર્ય પ્રકાશ હોવા છતાં દ્રશ્ય લાગે છે સ્વરૂપ હોવા છતાં પોતાને ભિન્ન લાગે છે. નીતિઓ હોવા છતાં અનિત્ય હોવાનો નિર્ગુણ હોવાનો છતાં સત્ય ગુણ રૂપમાં આ પ્રાચીન થાય છે અને આકાશ વાયુ અગ્નિ જલ અને પૃથ્વી આ પાંચ મહાભુજો અનેક જેવા પ્રાદિપ્ત થાય છે વાસ વાસ્તવિકમાં એક જ એક જ રહે છે આથી આત્માના દૂધ જુદા પણ પ્રદિત થાય છે એટલે જે વસ્તુ અછૂત છે તે બધું જ શ્રી કૃષ્ણ વચન સાંભળી કૃષ્ણ બુદ્ધિથી સ્થિર કરી આનંદમગ્ન થયા વાણીથી મોહન થયા મનથી નીલ્પ થયા. તેમના મરેલા જ છ પુત્રોની યાદ આવી છે અને તેમને શ્રીકૃષ્ણએ કહ્યું કે હું તમારી શરણાગત થયો છું તમારા ગુરુ ચાંદી પંનીત ના પુત્રને મળે. મરી ઘણો સમય થયો હતો ગુરુદક્ષિણે આપવા તેમને આજ્ઞા તથા કાલની શ્રેણીથી પ્રેરણાથી તમને બંને યમપુરી માંથી તે જ પુત્ર પાછો લાવી આપશે. આપેલ છે તમને તમે બંને યોગેશ્વર ના ઈશ્વરો છો આજે જ મારી પણ આ અભિલાષા પૂર્ણ કરો. કંસ મારા જે બે મારા પુત્રોને જે મારી નાખેલ તે મને મને લાવી દો. માતાની વાત સાંભળી બંને ભાઈઓ યોગ્ય માયાનો આશ્રય શીતલ લોકોમાં પ્રવેશ કર્યા અને શીતલમાં બલિરાજા પણ રાજ કરે છે બલિરાજાએ બંનેને જોયા અને કુટુંબ સહિત બંને ભાઈઓને ચરણોમાં પ્રણામ કર્યા સિંહાસન પર પધાર્યા ચરણ ચરણોની પગે લાગ્યા ચરણો દક્ષ મસ્તક પર ધારણ કર્યું ભગવાનની પ્રસ્તુતિ કરે છે કે ભગવાનને કહ્યું કે દેવકીના પુત્રો પાછા આવ્યા ભગવાને મેં તેમની માયા આપી આપવા આવતા કહ્યું કે તાજ પુત્ર પ્રજાપતિ મરી અને ઉનાદના હતા અને આ બધા દેવતા હતા. એકવાર તેમને બ્રહ્માજીની મજાક કરી હતી અને આ જ અપરાધી બ્રહ્માજી તેમને શ્રાપ આપ્યો હતો કે જે હરિકૃષ્ણનો ત્યાં પુત્ર એકવાર થયો પણ ત્યાં વધુ દેવકી ગર્ભમાં રાખી સીધા ઉત્પન્ન થયા તે કંસે મારી નાખ્યા આજ છ બાળકો સિવાય કૃષ્ણ અને બલરામ જી દ્વારકા પાછા પધાર્યા અને બાળકોને બાળકો માની સોંપી દીધા હતા. હજુય ત્રીકનથી વૈષ્ણવ નો વેશ લઇ દ્વારકા પહોંચ્યા હતા શું ગરબા ને મળ્યા અને અહીં વર્ષા કાળના ચાર મહિના રહ્યા કોઈ તેમને ઓળખી શક્યું નહીં. એકવાર બલરામ અર્જુન ને અતિથિ તરીકે ઘરે લઈ આવ્યા એ પણ અર્જુનને ઓળખી શક્યા નહીં અર્જુનને પ્રેમમાં જમાડ્યા અને તે વખતે અર્જુને શું ગરબા ને જોયા અને તેમના પત્રોને જડતા જ રહી નિશ્ચય કરી લીધો અને સુગર ભાઈ પણ અર્જુનને જોયા અને તેમને પછી બનાવવામાં આવ્યું કે મન કરી લીધું. એકવાર સુગર ભા દેવ દર્શન માટે રથ પર બેસીને દ્વારકા દૂર નગરી બહાર નીકળ્યા અર્જુનને દેવકી વસુદેવ અને શ્રીકૃષ્ણને અનુમતિથી સુગરભાનું હરણ કરી લીધું સૌ સૈનિકો તેમને રોકવા આવ્યા અર્જુન ને તેને મારી નાખીને રથ પણ ભગાડ્યો આ સમાચાર બલરામજી બહુ જાય અને શ્રીકૃષ્ણએ તથા અન્ય સંબંધીઓ તેમના પગ પકડીને તેમને ખૂબ જ સમજાવ્યા ત્યાર

ને અમે જિલ્લા નગરીમાં વિજય વિજય ની રાજધાની હતી ત્યાં રાજાનું નામ બહુલાશ હતું અને તેમને જરા પણ અહંકાર ન હતો. હે ભગવાન નો ભક્ત હતો એકવાર ભગવાન શ્રીકૃષ્ણ તેમની પ્રશંસા કરી ગઈ અને વિદાય દેશ જવા નીકળ્યા અને સારું શાહરૂખને લઈને રથ પર પ્રસન્ન પ્રસ્થાન કર્યું શ્રીકૃષ્ણએ તેમણે

યાત્રામાં અનર્થધધાન પૂરું જ લાજ કર્ક નૃત્ય કઈ કઈ એવા બધા ઘણા સાથે નીકળ્યા હતા નિખિલ્ય નગરીમાં શ્રી નામનું ગ્રહ બ્રાહ્મણ પણ રહેતો હતો તે શ્રીકૃષ્ણનો પરમ ભક્ત હતો ભગવદગીતાઓ વાળો હતો અને તેઓ જાણથી જાનનીકર હતો. છતાં કોઈ પ્રકારનો ઉપયોગ ન કર્યો હતો નિખીલા શ્રીકૃષ્ણને શ્રીદેવ ઘરે પધાર્યા હતા બહુલાસ થી અને શ્રી દેવ પોતાના ઘરેથી શ્રીકૃષ્ણ પધાર્યા એકવાર પ્રાર્થના કરી શ્રીકૃષ્ણ એ બે સ્વરૂપ કરી અને બંને ઘરે એક વખતે પધારી લીધા લીલા કરી અને બંનેને મનનું વાસના પૂર્ણ કરીને વધારે અને તેઓ એકવાર ખબર ના પડી રાજા શ્રી રાજા અને મૃત્યુ જોઈને લાગુ પડ્યું અમારા સિવાય અન્ય કાર્ય કર્યા વધારે નથી શ્રીકૃષ્ણ શ્રી દેવ કહ્યું કે મારા

જગત પવિત્ર છે અને સૂરજની દ્રષ્ટિને શ્રીકૃષ્ણએ કહ્યું કે આ કથામાં ભગવદની ભગવાનની વ્યાખ્યા શ્રી ભારેરસ આપી ભગવાન ભક્તિથી મળે અને ભગવાન પણ ભક્તો મી ભક્તિ કરે છે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે એ વેદોની શ્રીકૃષ્ણએ જે મુકો ની વસ્તુ તરીકે નિરૂપા છે ભગવાનનો પાર સૃષ્ટિ પણ પામી નથી અને શક્તિ પણ

આપવામાં કરવામાં ઉપયોગ જાણવામાં આવે છે અને વિધાનો વિધાનો કે મારા માટે હું સ્તુતિ કરું છું હું તો શત્રુંજ જીવ માત્ર આ તમામ સહન મહાન છો આ લીલા પરાચમ પર ઘુડ રૂપે રહેલો છે આનાથી આપણા અવગણીય ગુણધર્મ સ્વતંત્ર કરવામાં આવે છે. આપના આભાર આભાર મહિલાને કોઈપણ શ્રવણ કરી શકે છે યા તો વાંચો નિરતે હપ્તા મગના સ્વ જ્યાંથી એ વાણીએ મન કાંઈ પણ મેળવાશે સિવાય પાછા પડે. એવા અનેક સ્તુતિઓને સ્મૃતિઓને વાતોને ભગવાન પ્રારંભ ભણે છે એકવાર મોટો મોટો શ્રી ઋષિમુનિઓ એકત્ર થયા અને સરસ્વતી નદી કિનારે તેમને યજ્ઞ શરૂ કર્યું હતું તે બધા વાદવિવાદ ચાલતો હતો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને સૌથી મોટું કારણ છે નક્કી કરવા માટે તેમને એમણે પહેલા બ્રહ્માજીને સાંભળ્યા બ્રહ્માજી એ પરીક્ષા કરવા યોગ્ય પ્રમાણમાં નમઃ નમસ્કાર કરણ ના કર્યા સ્તુતિ પણ ના કરી ટૂંકમાં જે ક્રોધ આપ્યો અને આખી બ્રહ્માજી વિવિધ બુદ્ધિનો અનંત અંદર ક્રોધ દબાવી દીધો અહીં પ્રિન્સ ઋષિએ કૈલાશ દયા અને શંકર ભગવાનની ત્યાં ભેટ પૂજા ફેલાવી અને ભૂગર બને